કારણ nothing special ખાસ કરી ને નહી પણ શું ને વાત માં કેવું મોણ નાખે છે આ બીનાડી કેહતી હોય તો કહી દે ને મારી બાઈ બીના બેન વાત એમ છે કે બેહનો અમે કાલે જ ઓવેન ને મીકરો વેવ ખરીધા તો તે થયું કે society ના બેહેનો ને ઘરે બનાયેલી કેક કે બિસ્કીટ ખવડઉં વાહ અભિનંદન બીના બેન બીના બેન એવું છે ને કે મને હેવે મારા મિસ્ટર ને કેક બહુ ભાવે પણ ભાહર ની કેક તો કેવી કે એટલું થયું કે ઓવેન વસાવી દીધું હોય તો મન ત્નેયારે fresh કેક કયી ખાયી સ્ક્યે ખરું ને સંગીતા બેન

એટલે મીક્રોવેવ પણ વસાવી દીધું ફટ દઈ ને ખાવાનું ગરમ થઇ જાય છે ગેસ સળગવાની માથા કૂટ નહી ને એમાં પાપડ તો એવા સરસ દેખાય છે કે ના પૂછો બાત મીક્રોવેવ માં પુરણ પૂરી નો પુરણ પણ સરસ થાય છે

હાસ તો એટલે જ મેં લઇ લીધું ચિંતા નહી તો કેહ રોજ કેકુ બિસ્કીટ નેપુરણ પૂરું ખાતી હોત એવી વાત કરે છે ચાપલી નથી તો રેખા બેન કહે છે શામ્બડી જશે તમે શું સંગીતા બેન પછી બીના બેન કહે છે તું કહ્યું તમે ના ના એતો હું એમ કેહતી હતી કે બીના બેન ને આ બધું પોષણ આપળે ક્લાસ આપનું ક્લાસ નથી હા એવું નથી પણ જરાક costly item ખરી ને એટલે કેટલા નું આવ્યું ઓવન ઘણી company ના મળે છે market મા ને એ રીતે દરેક ના rate પણ અલગ અલગ હોય પણ મને તો પેહલે થી standard વસ્તુ જ ગમે એટલે ચાલુ કે નવી company ની ચીજ સસ્તી હોય તોયે ક્યારે મારે લેવાની જ નહી અમી હાસ તો સસ્તું એ સસ્તું હમ એ બહુ ચાલે નહી આ પેલે થી મારે બ્રાંડ ની item વસવાનો નિયમ એટલે આ ઓવન ને માઇક્રો વેવ પણ top company ના લીધા પેસા ખર્ચ્યા પડ્યા પણ બ્રાંડ ની પેસા તો જ હોવે ને સરસ બેઈ કેટલા માં પડ્યા આ બેસો હું ઓવન કેક અને બિસ્કીટ ખવડાવ તમને સંગીતા બોલી મોટી બોલી મોટી fresh કેક ભાહર ની કેક તો કેવી હોય પેલી પાણી પૂરી લારી ઉપર ઉભી ઉભી પાણી પૂરી ખાય છે ત્યારે ભાહર નું નેબધું ક્યાં જાય છે રેખા બેન બોલ્યા અરે સંગીતા બેન અરે આપણ ને કેમ બોલાવે એન ખબર પડી ગયી ને હા એની મોટાયી દેખાડવા એને કરેલી ભારે ખરીધી ની જાહેરત કરવા એજ હોય ને પણ ઓવન ને મીકરો વેવ ઉપયોગી item તો ખરી એજ લો ચાખો ઘરની ને કેક ની મજા કાયિજ અલગ જ આ બિસ્કીટ અન મેં બનાવ્યા છે તાજા છે ખાવ ખરે ખર સરસ બની છે કેક બને જ ને ઘર નું ઓવન હોય પહચી આપળે જેવી બનાવી હોય ના બહુ સારું ન પેસા હું તો deiting કરું છું કેટલા આજોવા નથી મૂકી લ્હાવો ને અભિપ્રાય આપો કેવી બની છે તમે બનાવ્યું હોય પછી કાયિક કેહ્વાનું જ ન હોય તમે તો expert છો સાચી વાત છે માત્ર ઓવન વસાવી લેવા થી કામ નથી થયી જતું એમાં સાચી સારી રીતે કેક બનાડવું પણ આવડું જોયીયે હમ સાચી વાત છે ચાલો

મગફળી ના ડોડવા હાથ થી ફોલતા દાણા આછા ગુલાબી રંગ ના જણાય ત્યારે જ તેને કાઢવી જોઈએ. ઉત્પાદન ઉપર માઠી અસર ના થાય તે માટે સમયસર કાપણી કરવી જોઈએ. મગફળી ની કાપણી પછી ચાર થી પાંચ દિવસ સુર્ય પ્રકાશ માં સૂકવી ડોડવામાં સાત થી આઠ ટકા ભેજ રહે ત્યાં સુધી સુર્ય પ્રકાશ માં તપવવી અને ઠંડા પડ્યા પછી જીવાત રહિત કોથળા માં ભરી ભેજ વગર ની કોઠાર માં વૈજ્ઞાનિક ઢબે મગફળી ને ભરી ને સંગ્રહ કરવી જોઈએ. મગફળી માં કેરું ના રોગ ના નિયત્રંણ માટે દસ મિલી દસ લિટર પાણી માં નાખી છંટકાવ કરવો જોઈએ. મગફળી ના પાક માં ઊધઈ ના નિયત્રંણ માટે ઊભા પાક માં ઉપદ્રવ જણાય તો પિયત પાણી સાથે બે પોઈન્ટ પાંચ લિટર પ્રતિ હેકટરે આપવી જોઈએ. તેલીબિયા પાકમાં મગફળી ના પાક પછી જો વાત કરીએ દિવેલા પણ અગત્ય નો પાક છે.

પદ્ધતિ અપનાવવી જોઈએ. દિવેલા નો પિયત પાક સિતેર દિવસ નો થાય ત્યારે હેક્ટર દીઠ અઢાર પોઈન્ટ સાત સો પચાસ કિલો ગ્રામ નાઇટ્રોજન તત્વ એટલે કે એકતાળીસ કિલો ગ્રામ યુરિયા

અને ડોડવા ના વિકાસ ની અવસ્થાએ ભેજ ની ખેચ ન રહે તે માટે જમીન ની પ્રત પ્રમાણે પંદર થી વીસ દિવસ ના ગાળે પિયત આપવું જોઈએ. દર્શક મિત્રો આપણે તેલીબિયા પાક માં મગફળી અને દિવેલા ની વાત કરી તો ચાલો તલ ના પાક માં કઈ કઈ બાબત ની માવજત રાખવી જોઈએ તે વિષે પણ વાત કરીએ. અર્ધ શિયાળુ તલ માટે પૂર્વા તલ એક નું વાવેતર કરવું જોઈએ. જ્યારે તેલીબિયાં પાક ની દર્શક મિત્રો આપણે વાત કરતાં હોઈએ ને ત્યારે મગફળી, દિવેલા અને તલ ની હરોળ માં ઊભો રહી શકે તેવો પાક રાઈ નો પણ છે. તો આવો જાણીએ કે રાઈ ના પાકમાં આપણે કઈ કઈ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ. વાવેતર માટે રાઈ વરુણા અને રાઈ ગુજરાત એક પૈકી કોઈ પણ એક જાત ની પસંદગી કરવી જોઈએ. રાઈ ના પાક નું વાવેતર ઓક્ટોમ્બર માસ ના પ્રથમ પખવાડિયા માં કરવું જો મોડું વાવેતર કરવામાં આવે તો મોલોમછી નો ઉપદ્રવ વધવાની શક્યતા રહેલી છે. ભેજ સંગ્રહી શકે તેવી જમીન માં બિન પિયત પાક વાવવો જોઈએ. ભેજ હોય ત્યારે હેક્ટર દીઠ પચીસ કિલોગ્રામ નાઈટ્રોજન અને પચીસ કિલોગ્રામ ફૉસ્ફરસ તત્વ એટલે કે ચોપન કિલોગ્રામ DAT અને તેત્રીસ કિલોગ્રામ યુરિયા અથવા છોતેર કિલોગ્રામ Ammonium sulphate ખાતર જમીન માં ઓરી ને આપવું જોઈએ. રાઈ ના પાકમાં બિયારણ નો દર

મકાઇ, ડાંગર વગેરે પાક નો સમાવેશ થાય છે. તો આવો જાણીએ કે આપ ઓક્ટોમ્બર માસ માં જ્યારે ધાન્ય પાક વાવતા હશો ત્યારે કઈ કઈ બાબત નું ધ્યાન રાખવું. અર્ધ શિયાળુ ઋતુમાં શંકર બાજરા નું વાવેતર કરતાં ખેડૂતો નું મહતમ ઉત્પાદન અને નફો મેળવવા બાજરા ની વહેલી પાક ની જળ એટલે કે GHP પાંચ સો આડત્રીસ અથવા અર્ધ શિયાળુ પ્રચલિત જાત નું વાવેતર ઓક્ટોમ્બર મહિના ના પ્રથમ અઠવાડિયામાં કરવું જોઈએ. અગત્ય ના ધાન્ય પાક માં બાજરા પછી જુવાર ના પાક નો પણ સમાવેશ થાય છે. જુવાર ના પાક માં ઘાસચારા ની જુવાર માં દાતરડા થી વાઢી ને પાથરી સૂકવી વહેલી સવારમાં પૂળા બાંધી ઓગલા કરી સુર્ય ના તાપમાં સૂકવી દઈ ને જુવાર નો યોગ્ય જગ્યા એ સંગ્રહ કરવો જોઈએ. દાણા ની જુવાર દાણા ની અવસ્થા એ ભેજ ની ખેચ જણાય ત્યારે પિયત ની સગવડ હોય તો તેમાં પૂરક પિયત આપવું જોઈએ. દર્શક મિત્રો આપણે બાજરા અને જુવાર ની વાત તો કરી તો ચાલો જાણીએ કે ડાંગર ના પાક માં કઈ કઈ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ. ડાંગર માં સુપારા ના નિયત્રંણ માટે દસ ગ્રામ તાંબા યુક્ત દવા મિશ્ર કરી છંટકાવ કરવો જોઈએ. ડાંગર માં અંગારિયા ના નિયત્રંણ માટે પચાસ ટકા ફૂલ આવવાના સમયે mankozeb પચીસ ગ્રામ અથવા carbendazim દસ ગ્રામ દસ લિટર પાણી માં નાખી ને છંટકાવ કરવો જોઈએ. ડાંગર ના પાક માં નર ફૂદા ને આકર્ષવા હેક્ટર દીઠ ચાલીસ નો ઉપયોગ કરવો જોઈએ. દર્શક મિત્રો આપ આપના વિસ્તાર માં ધાન્ય પાક, તેલીબિયા પાક કે કઠોળ પાક નું વાવેતર કરતાં હશો. જો આપના ખેતર માં કઠોળ પાક માં તુવેર અને ચણા નો સમાવેશ થતો હોય તો આપ અચૂક થી અહી દર્શાવેલ બાબતો નું ધ્યાન રાખજો. તો આવો જાણીએ કે તુવેર ના પાક માં કઈ કઈ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ. તુવેર ના પાક માં ફુલ અવસ્થા અને સિંગોમાં દાણા ભરાવાની અવસ્થા એ ભેજ ની ખેચ જણાય તો પિયત આપવું જોઈએ. લીલી ઇયળ ના નિયત્રંણ માટે નર ફૂદા ને આકર્ષતા ગોઠવવા જોઈએ. આ જીવાત નું NTE ચાર સૌ પચાસ LE

આપણે નિવારણ મેળવી શકીએ છીએ. દર્શક મિત્રો તુવેર ના પાક માં ઉકા રૂપ દવાઓ માં કારબારેલ અને ફિનાઇલ ફોસ પણ અસરકારક જોવા મળે છે. તુવેર માં ફૂલ બેસવાની શરૂઆત થયે પચાસ ટકા છોડ પર ફૂલ બેસે ત્યારે અને પચાસ ટકા છોડ પાર સિંગો બેસે ત્યારે લીંબોડી ના બીજ નો અર્ધ છાંટવો જોઈએ. તુવેર ની સિંગ માખી નિયત્રંણ માટે તુવેર ના ખેતર માં પચાસ ટકા છોડ પર સિંગો બેસે ત્યારે ફિનાઇલ ફોસ અથવા Dimethoate નો છંટકાવ કરવો જોઈએ. ઝીરો પોઈન્ટ ચાર ટકા મૂકી પચીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર જરૂર જણાય તો વીસ દિવસે બીજો છંટકાવ કરવો જોઈએ. દર્શક મિત્રો આપણે કઠોળ પાક માં તુવેર ની વાત કરી તો આવો જાણીએ કે ચણા ના પાક માં કઈ કઈ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ.

ચણા માટે જૂનાગઢ ચણા ત્રણ ચાર અથવા પાંચ નું વાવેતર કરી શકાય. દર્શક મિત્રો આપણે આજે ચર્ચા ની દોર માં વિવિધ પાક માં કઈ કઈ બાબત નું ધ્યાન રાખવું જોઈએ તે વાત કરી રહ્યા છીએ ત્યારે ચાલો જાણીએ કે રોકડીયા પાક માં એટલે કે કપાસ કે શેરડી જેવા પાક જો આપના ખેતર માં લહેરાતા હોય ઓક્ટોમ્બર મહિના માં તો આપે તેમાં કઈ કઈ બાબત નું ધ્યાન રાખવું જોઈએ. પિયત પાક ને વરસાદ બંધ થયા પછી પંદર દિવસ પછી થી જરૂરિયાત મુજબ પિયત આપવું જોઈએ. કપાસ નો પાક તૈયાર થયે વહેલી સવારે ફીણી કરી ભેજ ઊડી જાય ત્યારે સૂકી જગ્યા માં તેનો સંગ્રહ કરવો જોઈએ. કપાસ માં રોગ ના નિયત્રંણ માટે જરૂર જણાય તો Copper oxychloride પચાસ double UC ઝીરો પોઈન્ટ બે ટકા એટલે કે ચાલીસ ગ્રામ પ્રતિ દસ લિટર પાણી માં mankozeb પંચોતેર અને double UC ઝીરો પોઈન્ટ બે ટકા એટલે કે સતાવીસ ગ્રામ પ્રતિ દસ લિટર પાણી માં carbondize પચાસ ટકા double UC એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ ટકા એટલે કે દસ ગ્રામ પ્રતિ દસ લિટર પાણી માં નાખી તેનો છંટકાવ કરવો જોઈએ. કપાસ ની ફૂલ અને જીંડવા ની અવસ્થા એ એક ટકા એટલે કે ઓગળીસ ઓગળીસ ઓગળીસ ના દરે નાઇટ્રોજન ફૉસ્ફરસ અને પોટાસ નો છંટકાવ કરવો જોઈએ. નેવું દિવસે ethrel પચાસ CPM એટલે કે બે થી ત્રણ મિલી પ્રતિ દસ લિટર પાણી માં નાખી છંટકાવ કરવો જોઈએ. કપાસ માં ચુથીયા પ્રકાર ની જીવાત ના નિયત્રંણ માટે ચાલીસ ગ્રામ પ્રતિ દસ લિટર પાણી માં નાખી બે થી ત્રણ વખત છંટકાવ કરવો જોઈએ. રોકડીયા પાક ની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે દર્શક મિત્રો આવો જાણીએ કે શેરડી ના પાક માં આપણે કઈ કઈ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ.

એક ત્રણ શૂન્ય સાત બે N co નું વાવેતર કરવું જોઈએ. રોગ જીવાત મુક્ત આઠ થી દસ માસ ના માસ માંથી બીજ ની પસંદગી કરવી જોઈએ. શેરડી ના બે થી ત્રણ આંખ વાળા ટુકડા પસંદ કરી અને ના દ્રાવણ માં પાંચ થી યાસ મિનિટ બોળી ને રાખવા જોઈએ. શેરડી ની રોપણી પહેલા હેક્ટર દીઠ સાડત્રીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામ નાઇટ્રોજન એક સો પચીસ કિલોગ્રામ ફૉસ્ફરસ અને એક સો પચીસ કિલોગ્રામ તત્વો એટલે કે સાત સો એકયાસી કિલોગ્રામ સુપર ફૉસપેટ એકયાસી કિલોગ્રામ યુરિયા અને એક સો વીસ કિલોગ્રામ ખાતર છાસ માં આપવું જોઈએ. શેરડી માં આંતર પાક તરીકે મગ, ચણા, લસણ અથવા ડુંગળી નું વાવેતર કરવું જોઈએ.

વાવેતર કરવું જોઈએ. દર્શક મિત્રો વિવિધ પ્રકાર ના પાક ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો ચાલો હવે વાત કરીએ શાકભાજી પાકો ની. શિયાળુ શાકભાજી ને તૈયાર થયેલી ધરુઓ ની ફેર રોપણી ભલામણ મુજબ ના રાસાયણિક ખાતરો સાથે કરવી જોઈએ. રવિ ઋતુ માં શાકભાજી પાકો માટે ધરું વાળ્યાની તેમ જ વાવણી ની તૈયારી કરવી જોઈએ. શાકભાજી ના પાક માં બિયારણ ને થાયરમ અથવા carbendazim નો cut અવશ્ય આપવો જોઈએ. ટામેટા જુનાગઢ રૂબી, ગુજરાત ટમેટા બે, આણંદ ટમેટા ત્રણ અને ગુજરાત આણંદ ટમેટા ચાર નું વાવેતર કરવું જોઈએ. ટામેટા ના પાકમાં જરૂર જણાય તો મલ્ટીમાઈક્રૉન ન્યુટ્રન પ્રવાહી ગ્રેડ ચાર દ્રાવણ ને પિસ્તાળીસ સાહીઠ અને પંચોતેર દિવસે છંટકાવ કરવો જોઈએ. ટામેટામાં લીલી ઇયળ ના નિયત્રંણ માટે

બધાં ને કહો કે વાર છે હજુ train ઉપાડવા ને પાંચ એક મિનિટ ની વાર છે તમારું compartment સાવ ખાલી છે mobile થી વાત mobile થી વાત કરતી વખતે કાલુ કાલુપુર railway station નાં platform ઉપર ફરતી હતી train ની બારી ની બરાબર સામે નાં sit ઉપર બે યુવાનો ચા ની ચુસ્કી લઈ તમને તકલીફ થશે સામા છેડે સામા છેડે વેરાવ રામાછેડે વેરાવળ થી ટકોરો કરી તારા જેવા વાતોડિયા માણસ નેં કોઈ વાત કરવા કરનાર ને મળે તો જેવું લાગશે વેરાવ train ઉભી રહી રહે તે તરત જ ring માર જે આવી જઈશ good night good night હેમંતે મોબાઈલ ઢેકાણે મુક્યો થોડી વાર પછી હળવે આંચકા સાથે train ઉપડી

સામે ની બસ ઉપર બેસીને એ યુવાન એ હેમંત ને પૂછ્યું હેમંત એ ગુસ્સા માં માથું હલાવી ને એની સામે જોવા જોવા પછી પૂછ્યું આ સોમનાથ એની પેલા તો કાયમ અધર જોતો હતો હવે નથી રહી general ડબ્બા માં થોડી ભીડ રહે બાકી sleeper માં તો reservation કરાવનાર મારાં તમારાં જેવા લોકો ને Travels ની લક્ઝરી બસ માં વધું મજા આવે બસ માં વધું મજા આવે વળી ભાડું એ સસ્તું પડે મારે તો દર પંદર દિવસે રેવા નું હોય એટલે જ સોમનાથ મેળા માં સોમનાથ મેળા કોઈ tension નહીં એ હેમંત ની ઉંમર નો એ યુવાન પણ વાતુડિયો હતો એનું નામ સમીર પરસ્પર ઓળખ થતી ગઈ શાંતિગ્રામ નું બીજા passenger આવશે હેમંત એ પૂછ્યું સમીરે નકારતા માથું હલાવી આમ આપણાં ડબ્બા માં રડ્યા ખડ્યા બે ચાર જણાં આવશે

ગણીને ચાર માણસ ડબ્બા માં ચડ્યા એમાંથી ત્રણ આગળ ગયા એક ભાઈ સમીર ની બાજુ આ આવી ને બેઠો પોતાની નાની suitcase પણ એમણે sit ઉપર મૂકી એના ઉપર જમણો હાથ મૂકી ને જાણે થાકી ગયા હોય એમ એમણે આંખો બંધ કરી એક જે વખતે એક ભિખારણ આવી ને એ ભાઈ ની સામે ઉભી રહી મેલા ઘેલા છોકરાઓ કાંખ માં પેરીને તે દયામણી નજરે એ ત્રણેવ ની સામે જાંકી રહી સાહેબ આ છોકરો સવાર નું ભૂક્યું છે છોકરું સવાર નું ભૂક્યું છે કઈ કારીગરી કરગરી રહ્યું છે કાંઈક દયા કરો એમ કરગરી હતી કરગરતી હતી અને આઠ એક મહિના નું બાળક રડતું હતું નીચે ઉતરવા આ રીતે સમીરે ઉભા થય ને જમણા હાથ ની અંગુઠા ના બીજી આંગળી ની ચપટી વગાડી ને આદેશ આપ્યો ફૂટ અહીં થી પેલા નવા આવેલા નાની suitcase વાળા ભાઈ એ આંખો ખોલી પેલી ભિખારણ અને રડતા બાળક સામે જોયું અને પછી ભિખારણ ભિખારણ ખીસા માંથી પાકીટ કાઢ્યું સૌ રૂપિયા ની કડકડતી નોટ એણે ભિખારણ સામે લંબાવ્યુ આ નોટ લઈને ફટાફટ નીચે ઉતરી જા બહેન ગાડી ઉપડશે તો તકલીફ પડશે એમના અવાજ માં થાક હતો સૌ રૂપિયા ની નોટ લઈને ખુશ ખુશાલ ભિખારણ ઝડપ થી નીચે ઉતરી ગયી train એ ગતિ પકડી એ વખતે હેમંત અને સમીર બને ની આશ્ચર્ય ચકિત નજર એ ભાઈ સામે હતી અ અઠ્ઠાવન કે સાંઠ ની સાંઠ ની ઉંમર અઠ્ઠાવન થી સાંઠ ની ઉંમર ચોરસ ચેહરો સૂર્ય નાં તડકાની ની ઘણું વરણું ની બનેલી ત્વચા શોભિયા નાં વાળ સાથે બાકી

એમનું નીરીક્ષણ કરતી વખતે હેમંત ને એમની આંખો પર એવું વ્યક્તિત્વ કદાવર અને રુંવાબદાર હતું એ છતાં એમની વિશાલ આંખો માં સાદગી છલકતી હતી એ માણસ ની આંખો માં વેદના સાગર વહેતો હોઈ એવું પેહલી નજરે પારખી શકાય આ બધા ભીખાવરા હરામી હોય છે એમની સામે જોઈ ને સમીરે ઉભરાત ઠાલવ્યું તક મળે તો તમારી આ બેગ લઇ ને રફુચક્કર થઈ જાય આવા ને આવા ને તો પૈસા ના અપાય સમીર આ આક્રમક બની નેં બોલતો હતો એ વખતે હેમંત ની નજરે એ સજ્જન નાં ચેહરા સામે તેમની આંખો માં કંઈક એવું હતું કે જોનાર ને એ સમજાઈ ના સમીર તો ઉભો ઉભો ભાષણ આપતો હતો એટલે એને આ બાબત નો ખ્યાલ ના રહ્યો હેમંતે ઉભા થઇ ને એનાં ખભે હાથ મુક્યો અને તેને નીચે બેસાડ્યો એ રૂપના ચેહરા પર નજર પડી પછી સમીર પણ તરત મૂંગો થઇ ગયો મારી દીકરી વેરાવળ માં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ છે હેમંત અને સમીર સામે જોઈને એ વૃદ્ધએ ખુલાસો કર્યો

દયામણી નજરે સમીર સામે જોયું તમારી વાત કદાચ સાચી હશે પણ હું દીકરી નો બાપ છું એ ભિખારણ ને કરગરતી જોઈ ને દયા આવી ગઈ મારે માથે રાત જેવું ચાલુ છે એટલે ખોટું નહિ બોલું અને પૈસા આપતી વખતે મન માં લઘીર સ્વાર્થ પણ હતો આવા કોઈ ગરીબ ના આશીર્વાદ પણ મળે દીકરી ના શ્વાસ થોડાક લંબાઈ તો કમ સે કમ એનું મોઢું તો જોવા મળે એ કદાવર માણસ જાય એ કદવાર માણસ જાત ઉપર કાબુ ના રાખી શક્યે દૃષકે દૃષકે રડી પડ્યા ઠપકા ભરી નજરે હેમંત સમીર સામે જોઈ રહ્યો સમીર ને પણ હવે પસ્તાવો થતો હતો વાતાવરણ ગંભીર બની ગયું હતું i am very full પોતાનાં થેલા માંથી પાણી ની બોટલ કાઢી ને સમીરે એમને હાથ માં આપી અને સાંત્વનનાં આપી વડીલ ચિંતા ના કર ઈશ્વર સહુ સારા વાના કરશે તમારી દીકરી બચી જશે લખણે હાથ મૂકીને વૃદ્ધ ચિંતામગ્ન દશા માંજ બેસી રહ્યો સમીરે આપેલી પાણી ની બોટલ હજી તેનાં હાથ માંજ હતી એણે પાણી નહતું પીધું વડીલ પાણી હેમંતે એમનાં ખભે હાથ મુક્યો અને પાણી પીવા આગ્રહ કર્યો પાણી તો હવે દીકરી નું મોઢું જોઈને જ પીશું તમે જો તમે તો સમજદાર વ્યક્તિ છો દીકરી ની દીકરી ની સરખી ઠીક કરવાં માટે પણ શરીર માં તાકાત રાખવી ટકાવી રાખવી પડે સમીરે સમજાવ્યું please બે ઘોટળા પાણી પીશો તો અમને સારું લાગશે એ બંને હૃદય થી આગ્રહ કરે છે એ જોઈને એ વ્યક્તિ એ પાણી ની બોટલ બાજુ માં મૂકી બે હાથ જોડી ને આંખો બંધ કરીને ગર્દન ઊંચી કરીને જાણે ઈશ્વર ની માફી માંગી અને પાછી ત્રણ ચાર ઘૂંટડા પાણી પીધું બહાર ઘનઘોર અંધારું હતું train સડસડાટ આગળ વધતી હતી પાંચેક મિનિટ સુધી કોઈ કશુ નાં બોલ્યું ત્રણેય ચૂપ ચાપ બેસી રહ્યા હતા એજ વખતે એ વૃદ્ધ નાં ખિસ્સા માં મોબાઈલ એમણે ખિસ્સા માંથી mobile બહાર કાઢ્યો screen ઉપર નજર ફેરવી પાછો ખિસ્સા માં મૂકી દીધો થોડી વા ring વાગ્યા પછી Mobile શાંત થાય ગયો કોનો ફોન હતો હેમંતે પૂછ્યું વેવાઈ તેમણે ઉત્તર આપ્યો તો પછી વાત કેમ ના કરી હેમંત હિમ્મત હારી ગયો છું દીકરા વૃદ્ધ નાં અવાજ માં ધ્રૂન્જારી ઉભરાઈ વાત રાખીને એ કાંઈક એવા સમાચાર આપી દે અને વેરાવળ સુધી નો રસ્તો કાપવો પણ ભારે છે be positive ઈશ્વર ઉપર વિશ્વાસ રાખો હિમ્મત હારી ને શું ફાયદો આપણે કોઈ નું કાંઈ બગાડ્યું ના હોઈ તો પછી ખરાબ થશે એવું શા માટે વિચારો છો સમીરે કહ્યું મારુ મન કહે છે કે તમારી દીકરી ને કાંઈ નહિ થાય પાંચ છ દિવસ માં હસતી રમતી થાય જશે એ વખતે મને યાદ કરજો સમીર આત્મ વિશ્વાસ થી બોલ્યો એ વખતે વૃદ્ધ એકી ટસે સમીર નાં ચેહરા સામે જોઈ રહ્યા હતા મારા પાપ ની સજા મારી દીકરી ને ભોગવવી પડી એકાદ મિનિટ નાં મનોમંથન પછી તેમને મોં ખોલ્યું ગુનો મેં કર્યો અને સજા એ ભાઈ શું છે ભાઈ બાકી શું બોલ કેવું

હમ ભાઈ, ભાઈ પાંચ-પાંચ કલાકના ખેલાડી છે કા? હા અહિયાં અમને તો ભાઈ ગાડીઓ અમે છ-છ કલાક ખેચી લઈએ છીએ એક ધારી રાજુભાઈ ને હારો હાર હાંકી લઈએ આપણે પણ આમ થોડો પેલો risk રહે કેહતા હતાને કાલે પેલો ગાડી અડવા-બડાવનો અને એમાં લપ-બપ થાય એટલે ખાલી ખોટું ના એક છે જો honda નુ ચાલુ કરીને એ સારું રહે હું શું કહું ભલે બાકી એમાં ભલેને આપણે ના કર્યું હોય એજ ને ભાઈ એ તો કઈ આમ આવી જાયને તો ગાડી-બાળીનું setting થઇ જાય ઘણા ભાઈબંધ તો છે ગાડી-બાડીનું કરાવી દેશે થઇ જાય એમ સમજ્યો એટલે GLS હો ભાઈ ગુજરાત law society ભૂકા કાઢે નામ તો સાંભળ્યું હશે તમે અવળી મોટી university છે. તો પછી તમે ઓહો આ તો સામે જ છેને પ્રભુ મારે પહેલા MSU જવાનું હતું actually માં એમ પછી થોડું ઘરેથી એમ કીધું કે ભાઈ એટલું બધું આઘું શું જવું હોય. વડોદરા અમ મેં કીધું અમદાવાદ રાખોને મે કીધું મને તો રાજકોટનું જ કહેતા પણ રાજકોટ તો મેં કીધું ભાઈ હવે સગાવાલા છે મેં કીધું એ ઘર જ કહેવાય બધા મેં કીધું અમદાવાદ જાય ભાઈ. અહીંયા એ GLS set જ હતું ભાઈ નક્કી જ હતું GLS અહીં આવીને સીધા ગયા બધુંયે demo લીધો કલાક એક સમજ્યા પછી સીધું check ભર દીધો અને complete કર્યું બધું કંકુ ના કર્યા. પછી ત્યાંથી નીકળ્યા PG બીજી ગોત્યા પછી એકવાર અરે ભાઈ એની તમે વાત ના કરો અમ પચાસ સાઈઠ તો PG જોઈ નાખ્યા એમાં વીસ એકના number હજી હાલમાં પડ્યા છે. હમ અરે ભાઈ અમે તે દિવસ એટલા PG જોયા પછી અમે પેલા document verification કરવાના હતા ને ધક્કો થયો હતો ત્યારે આવ્યા હતા ત્યારે તો આહ પંદર minute નું કામ હતું verification કરાવીને આંઠ વાગ્યાના PG જોવાનું ચાલુ કર્યું હતું બે વાગે સુધી બપોરે બરાબર

હમ બરાબર બરાબર

બરાબર સમજાય ગયું.

શું અરે સાફસફાઈ ખતરનાક ચાલે હો ભાઈ એમાં કઈ ઘટે નહિ.

એ ભાઈ એ ભાઈ જડાઓ ને આજ વાંધા બહુ પછી થાકી જાયને એટલે જ ને યાર એ થાકી જાય ને પાછા એતો ભાઈ PG કઈ અને પાછા PG તો આપણા ઘડીક રીક્ષા કરવી

ઓહો અરે રે ભાઈ એમ ના હલાવેને ના ના હાલે એમ

હ હ હમ

દસમા બારમા નું result જોરદાર હો ભાઈ

ના ના બાર માં કરતા વધો નાતુ દસ માં માં મોબાઇલ નાતો બાર માં માં મોબાઈલ આવી ગયો તો ના બારમાં નું ઓસુ હોય છે દસ માનું વધાર હોય છે દસ માં ખબર છે max પેપર જે નીક્દેતું ને ભાઈ ખાત્ર નાક ભીર પડી ગઈ ટી અમારે ભાઈ દસ માં માં school હારી હતી ને આવડતું તું બારમાં પી પડી તી હ એ હો account હરખું basic થયું નઈ એમાં લોચા પડતા account basic થયું નઈ અગ્યાર mam થઇ ગયું હોય્બ તો બાર માં મ લોચા ન પદ હ હમ

હમજી ગયું એતો બરાબર છે હ અરે ભાઈ બસ ઇજ ને હો ચાલે રજુ ઉબેર ને મળવા જવાનું છે માર છુ હ ભાઈ નાના મેં અંદ વાત કરવી હ એટલે ઓમ જાય તો કેટલી કલાક થઇ તી બાર વાગ્યા ના ભાઈ પાંચ માર્યું ને અજુ બાજુ માર્યું દસ બાર ને દસ લેખીને બાર ન પિસ્તાલીસ મેં લીખુને પાંચ ન પિસ્તાલીસ થાય એક બે ત્રણ ચાર પાંચ પાંચ કલક થાય ન હજી અણી કેટલી સારા પાંચ થાય કલક થાય તમારે મન કરતા પંદર minute વધારે થાય અલ્યા ખતરનાક ભાઈ ગતે નઈ

લે આ શાંતિ હ ભાઈ એનું કાલ પતિ ગયું એમન કાલ હતું એવું

હું કે બાકી કમ્લેસ ભાઈ હર office માં કઈ કામ હોય તો bsnl માં કમલેસ ભાઈ

આવી જવાનું હોય ગુજરાત colleg ની સામે પેલી એ જી સામે હ હો તેય ખોત્લેયા ભુપેન્દ સંગ સીએમ એમાં અપને ઓળખાણ હતી અંદર પેલા મધેવ ના ભુપેબ્દ્ર ભાઈ પોતે બેઠકે ભજપ નું કરેય્લય હ ને રાતે અગ્યાર વાગે મળ્યા ત્યારે અંદર ઓર્ખાણ હતી તે દિવસે વાત ચિત કરાવી ટૂંક માં hi hello